અને ભારે કર વધારો કરવામાં આવ્યો હતો મોટા ભાગ નું ગુજરાત દુષ્કાળ ની જપેટ માં આવ્યું હોવા છતાં આ કર વધારો ખેડા જિલ્લા માં કરેલ કરેલા પેહલા વધારા કરતાં પણ વધુ હતો ગામવાસીઓ ગામવાસીઓનો પ્રતિનિધિઑ સાથે ની વાતચીત દરમિયાન તેમણે આગામી મુશ્કેલીઓની પૂરતી જતવણી આપ્યા બાદ તથા અહિંસા અને એકતા ની ઉપર પૂરતોભાર મૂક્યા પછી તેમણે સત્યાગ્રહ ની ઘોષણા કરી કર અદાઈગીનો પૂરો બહિષકાર વલ્લભભાઈ એ સબંધિત વિસ્તારો માં સ્વયં સેવકો શિબિરો તથા માહિતી ની આપલે આપલે ની ગોઠવણી કરી ખેડા જિલ્લા માં થયેલા કર બહિષ્કાર સત્યાગ્રહ કરતાં પણ આ વખતે વધુ પ્રતિસાદ મળ્યો અને રાજ્યભર માં સહાનુભૂતિ ટેકો આપતા અન્ય સત્યાગ્રહો આયોજ્યા ધરપકડો તથા જમીન મિલક્ત ની જપ્તી ઑ થઈ હોવા છતાં સત્યાગ્રહે જોર પકડયું ઓગસ્ટ મહિના સુધી મા ચરણ સીમા એ પોહચી ગઇ હતી અને ત્યારે મુંબઈ સરકાર માં ફરજ બજાવતા

રાજીનામયા રાજીનામાં આપ્યા હતા તેમની ફરી નિમણૂક થઈ તથા જપ્ત કરેલી જમીન મિલકત પર પરત કરાઇ આ બારડોલી સત્યાગ્રહ દરમિયાન તથા તેમાં વિજય મેળવ્યા બાદ વલ્લભભાઈ વધુ ને વધુ લોકો લોકો થી સરદાર ના નામે સંબો સંબોધવા લાગ્યા સરદાર પટેલ ભારત ના ભાગલા સમયે કહ્યું હતું કે કાર્ય

જ્યારે બ્રિટિશ સરકાર સતા છોડી ત્યારે લોર્ડ માઉટ માઉટ બેટને કાશ્મીર ના મહારાજા ને હિન્દ સંઘ અથવા પાકિસ્તાન માંથી એક માં ભળી જવાની સલાહ આપી આપી હતી રાજા હરિસિહજી એ તેમની અવગણના કરી હતી મહારાજા એ પાકિસ્તાન સાથે અમુક કરારો કર્યા પરંતુ વિવિધત જોડાણ ન કર્યું જેથી પાકિસ્તાન ગુસ્સે થયું અને કાશ્મીર સાથે નો તમામ વ્યવહાર અટકાવી દીધો આ સમયે જીવન જરૂરી પુરવઠો મેળવા માટે કાશમીર ભારત તરફ વળ્યું અને પાકિસ્તાન ને લાગ્યું કે કાશ્મીર તેમના હાથ માંથી છુટ્ટી ને ભારત પાસે સરકી જશે અને આ હેઠળ પાકી પાકિસ્તાને કાશ્મીર ની સરહદ ઉપર છમકલા કરવાની શરૂઆત કરી ત્રેવીશ ઓક્ટોમ્બર ઓગનીશો સુડતાલીશ ના રોજ પકિસ્તાન ને મોટા પાયે હું પાકિસતાને મોટા પાયે હુમલો કર્યો અને તેનું સેન્ય શ્રીનગર થી આશરે પાસઠ કિલોમીટર દૂર સુધી પોહચી ગયું આ કટોકટી ભરી સ્થિતિ માં મહા મહારાજા હરિસિહજી એ સરદાર નો સંપર્ક સાધ્યો સરદાર સરદાર તો આવા કોઈ પણ આમંત્રણ ની રાહ જ જોઈ રહ્યા હતા તેમણે તાબડતોડ મેનન ને વિમાન માં જમ્મુ મોકલ્યા અને મહારાજા એ હિન્દી હિન્દી સંઘ સાથે ના જોડાણ જોડાણ ખાતું પર સહી કરી આપી અને લશ્કરી લશ્કરી મદદ થી માંગ લશ્કરીમદદ ની માગણી કરી સરદાર પટેલ ને આ સમાચાર મળતા જ તેમને લોર્ડ માઉટ બેટન અને નેહરુ સાથે મસ મસલત કરી હવાઈ માર્ગે લશ્કર કાશ્મીર મોકલ્યું પાકિસ્તાન ની સેન્ય એ છવીશ ઓકટોમબેરે છવીશ ઓક્ટોમ્બર ને દિવસે શ્રીનગર માં ઈદ ઉજવી ને પોતાનો વિજય જાહેર કરવાનું ફરમાન કરી દીધું હતું પરંતુ તે સાંજે જ ભારતીય લશ્કર ના તાળાં ઉતર ઉતરી પડ્યા ધમશાન યુદ્ધ થતાં પાકિસ્તાન પાકિસ્તાની સેન્યે પીછી હટ કરવી પડી પરંતુ કાશ્મીર

બંને સરકારો એ કોઈ પણ નિર્ણય લેતા પેહલા સામે વાળા લશ્કર ને પાછું ખેચવાની માંગણી કરી પરંતુ બંને ની હટ ના કારણે ત્યાં પણ કોઈ નિર્ણય લઈ શકાયો નહિ લોર્ડ માઉન્ટ બેટન બેટને બ્રિટિશ વડાપ્રધાને અંગત મધ્યસ્થી માટ માટે પ્રયાસ કરવા વિનંતી કરી પરંતુ તેમણે એમ કરવાની ના પાડી અને સયુક્ત રાષ્ટ્ર સંઘ ના ચરણે જવા સુ સૂચવ્યું

મળશે જ્યારે ગાંધીજી એ કોંગ્રેસ નું નેતૃત્વ જ્યારે ગાંધીજી એ દાંડી સત્યાગ્રહ ચાલુ કર્યો ત્યારે સરદાર ની રાજ ગામમાંથી ધરપકડ કરી તેમની ઉપર સાક્ષી વકીલ ની કે પત્રકારો ની ગેરહાજરી માં મુકદમો ચલાવામાં આવ્યો પેહલા સરદાર અને ત્યારબાદ ગાંધીજી ની ધરપકડ થી સત્યગ્રહે વધુ જોર પકડયું અને જ્યાં સુધી બંને ને છોડવામાં નહિ આવીએ ત્યાં સુધી ગુજરાત ના જિલ્લાઓએ કર વિરોધી ચળવળ ચલાવી જેલ માંથી છૂટયા બાદ સરદાર વચગાળા ના કોંગ્રેસ પ્રમુખ બન્યા પણ તરત જ મુંબઈ માં એક સરઘષ ની આગેવાની કર કરતી વખતે તેમની પાછી ધરપકડ કરવામાં આવી ગાંધી કરાર પર સહી થયા બાદ સરકાર ને કોંગ્રેસ ના ઓગનીશો એકત્રીસ ના કરાચી અધિવેશન માં પ્રમુખ તરીકે ચૂટવામાં આવ્યા કે જ્યાં કોંગ્રેસે સમજૂતી ની બહાલી કરી જેના પ્રમાણે તે મૂળભૂત હક હકો અને મન મનવીય સ્વતંત્ર સ્વતંત્રતા ઑ બિનસાંપ્રદાયિક દેશ માટે ની કલ્પના તથા નૂનયતમ વેતન ની બહાલી અને અસપરુંસતા તથા ખેત ગુલામી ને નાબૂદ કરવા

અને તેમના નાના ભાઈ સરદાર વચ્ચે નો બંધુત્વ તરીકે વર્ણવી શકાઈ ગાંધીજી સાથે થતી સરદાર ની અવારનવાર દલીલો છતાં તેમણે છતાં તેમણે ગાંધીજી ની સહજ વૃતિ તથા આગેવાની પ્રત્યે માન હતું જેલવાસ દરમિયાન બંને રાષ્ટ્રીય તેમજ સામાજિક મુદ્દા ઑ પર ચર્ચા કરતાં હિન્દુ મહાકાવ્યો વાંચતાં તથા વિનો વિનોદી ટુચકાઑ કેહતા ગાંધીજી એ તેમણે સંસ્કૃત ભાષા પણ શીખવી હતી ગાંધીજી ના સચિવ મહાદેવ દેસાઇ બંને વચચે ની વાર્તાલાપ ની વિસ્તૃત નોંધ રાખતા હરિજનો ને વેગળા અપાયેલા મતદાર મંડળ ના વિરોધ માં ગાંધીજી જ્યારે આમરણ ઉપવાસ પર ઉતર્યા ત્યારે સરદારે તેમની દેખરેખ કરી હતી દેખરેખ કર્યા હતા તથા પોતે પણ અન્ન નો ત્યાગ કરી તેમાં જોડાયા હતા પછી થી સરદાર ને નસિકજેલ માં ખસેડવામાં આવ્યા કે જયા ઓગનીશો ચોત્રીશ માં તેમના મોટા ભાઈ વિઠલભાઈ ના દેહાંત બાદ તેમની અંતિમ ક્રિયા માં ભાગ લેવા બ્રિટિશ સરકારે સરદાર ને થોડા દિવસો માટે મુક્ત કરવાની ત્યારી દાખવી હોવા છતાં તેમણે તે સ્વીકાર ન નથી ઓગનીશો ચોત્રીશ અને ઓગનીશો સાડત્રીશ માં સરદારે અખિલ ભારતીય ચુંટણી માટે ના કોંગ્રેસી પ્રચાર નું નેતૃત્વ કર્યું હતું કે જેમાં તેઓ એ નાણાં એકઠા કરાવ્યા ઉમેદવારો ની પસંદગી કરી તથા મુદ્દાઑ અને પ્રતિસ્પર્ધી તરફ કોંગ્રેસ ના વલણ ને નિશ્ચિત કર્યું પોતે ચુંટણી માં ઊભા ન હોવા છતાં તેમણે અન્ય કોંગ્રેસીઓએ અને પ્રાતીય પ્રાંત્ય તેમજ રાષ્ટ્રીય ચુંટણી જી જીતવા માં માર્ગદશન પૂરું પડ્યું હતું હરસ માટે ની સશસ્ત્ર ક્રિયા કરાવ્યા છતાં ઓગનીશો સાડત્રીશ માં તેમણે બારડોલી માં ફ્લે તથા દુષ્કાળ ના અતિક્રમ સામે ના રાહત ના કાર્યો માં માર્ગદશન આપ્યું તેમણે ચુંટણી માં જીતેલા કોંગ્રેસી મન મંત્રીઓને માર્ગદશન આપ્યું આપવાનું ચાલુ રાખ્યું કે જેના થી party માં શિસ્ત જળવાય રહી સરદાર ને ડર હતો કે અંગ્રેજો ચૂટાયેલા કોંગ્રેસી ઑ વચ્ચે મતભેદો ઊભો કરવામાં કસર બાકી નહિ રાખે કે જેના લીધે હમણાં સ્વ રાજ્ય ના ધ્યેય ઉપર ની ચૂટાયેલા કોંગ્રેસીઓનું ધ્યાન હટી જતાં ઓગનીશો છત્રીશ કોંગ્રેસ અધિવેશન દરમિયાન નેહરુ ની સમાજ વાદ ને અપનાવી ઘોષણા ની વિરુદ્ધ તેમના નેહરુ સાથે મતભેદો ઊભા થયા ઓગનીશો આળત્રીશ માં ત્યાં ના કોંગ્રેસ પ્રમુખ સુભાષચંદ્ર બોજ ના ગાંધીજી ની અહિંસા ને લગતા સિદ્ધાંતો ની વિમુખ થવાના પ્રયત્નો નો સરદારે બીજા કોંગ્રેસી ઑ સાથે મળી ને વિરોધ કર્યો તેઓ બોધ ને સરમુખત્યારશા તથા party ઉપર વધુ વર વર્ચસ્વ સાધવાની ઈચ્છા ધરાવતા હોય તેમ માનતા સરદારે વરિસ્ટ કોંગ્રેસી નેતાઓને લઈ વિરોધ પ્રદશન કે જેના લીધે બોધે રાજીનામું આપવું પડ્યું હતું પણ બોધ ના સમર્થકો સમાજવાદીઑ તથા બીજા કોંગ્રેસીઑ પાસે થી તેમણે ટીકા નો સામનો કરવો પડ્યો કે જેમના પ્રમાણે પોતે ગાંધીજી ના સતાધિકાર ને બચાવા સરમુખત્યાર ની જેમ વર્તી રહ્યા હતા Hello

Hello Hello

બોલો બોલો કેમ Phone કર્યો?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 અચ્છા બોલો બોલો.

શું નવીન માં અત્યારે તો vacation છે twelfth પછી. હમ હમ મારે પણ જો exam પતી છે હવે હું free જ છું ત્રણ મહિના. અચ્છા એવું એમ ને? મસ્ત ગઈ છે. કેટલા A-one આવી જશે કે A-two? ના ના આટલા બધા તો નહીં આવે B-one તો આવી જ જશે.

ઇ બધુ છે હવે. શું? તબિયત સારી નોતી એટલે થોડુંક ધ્યાન ના દેવાણું study માં. અચ્છા તો હવે આગળ કઈ field લેવાની છે twelfth પછી હાં હાં હજી તો વિચાર્યું નથી થોડા ઘણા લોકોની advice લઇ પછી કઇશ. advice લેવાની બાકી છે એમને તમારે હજી? ના ના લીધી હતી એક બે જણાની મને એવી advice આપી છે કે B. Com લેવાનું three years થાય એમાં three years ની degree આવી જાય.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

હાં મને પણ reference લીધા બધા પાસેથી અમારા sir હતાં એમના પાસેથી reference લીધા તો એમને જણાવ્યું કે Bcom માં તમારે Bcom માં તો આવી રીતે exam આવશે UPSC, GPSC ની ઉપરાંત આવી રીતે શિક્ષક બની શકાય પછી બેન્ક માં ત્યાં નોકરી કરવી હોય તો બેન્કમાં કરી શકાય પછી આગળ એક BBA ની લાઇન છે તો BBA માં જે આપણે marketing કરવાનું હોય એ marketing કરવા માટે જો એમાં રસ હોય આપણ ને તો BBA લેવાનું અને જો આપણને computer વિષય માં રસ હોય Computer વધારે આવડતું હોય આપણને અને coding માં વધારે રસ હોય application website બનાવમાં રસ હોય તો BCA લેવાનું અને એવી રીતે કીધું તું અમને. હમ એ પણ છે. BBA તો ઘણા ખરા મે મે BBA માં પણ search કરેલી છે એમાં management નો special course આવે મારો try તો એવો જ છે કે હું BBA માં management લઉં.

business ને લગતી બધી વસ્તુ આવે. પછી BBA માં GST નો આખો course હતો ના એ તો Bcom માં Bcom માં special એના course વિશે . એમાં GST લાગે ને આપણે. business ને લગતી બધી વસ્તુ ઓ આવે. એની ઉપર focus આપે અને એ જ વિષય માં આપણે ભણવાનું. અચ્છા તમારે શેમાં રસ છે વધારે? આમ તો કમ્પ્યુટર લાઇન માં વધારે રસ છે અને ઈચ્છા તો management માં જવાની છે.

આમ final તો BCA જ છે. ઘરે થી બધા એ કીધું BCA લ્યો એમ. scope વધારે છે એમ તો એ તમે લઈ શકો.

હમ વાંધો તો નથી જ તે એમાં અને મને website બનાવમાં interest છે ઘણા મે જોયેલા છે મારી friend છે એ પણ BCA કરેલી છે. એને મને advice આપી કે આ વસ્તુ કરાય.

average માં ફાવી જાય તો તમે B Tech પણ કરી શકો જે science ની લાઇન છે science માંથી ખાલી એક જ લાઇન એવી છે કે જે આ B Tech છે એ ખાલી science ના commerce ના વિદ્યાર્થી ઓ એ science માં science ની લાઇન માં જય શકે છે. Btech માં શું આવે?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 એ મે જાણકારી લીધી છે એમાંથી મને ખબર પડી કે B Tech પણ આવું જ આવે છે. coding system આવે પણ થોડું high level નું આવે. હાં એમાં high level નું આવતું હશે. હા આપણે કઈ દસમાં માં sin sin cos cos theta ને એ બધુ ભણ્યા ten theta એ બધુ આવે અંદર ભણવાનું B Tech માં અને જે BCA માં છે એ normal આવે normal coding આવે ને normal website માં જે આવે એ આવે અંદર. બસ આ જ છે difference એનો.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 Bcom થી પણ અલગ course છે Bvoc એવો કરી ને કોઈ course છે ને એના વિશે પણ જાણી લેશું. કયો course છે?

B. doc B voc voc V O C. V O Cokay okay okay એમાં શું આવે?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

મેં નામ પણ પેલી વાર સાંભળેલુ B. voc ઘણા જાય છે ઘણા student કરે પણ છે એમાં.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 ના ના જ્યારે આગળનું આવી રીતે બધા કેતા ને આગળ શું લેશું તે જોશું એમાં મે આવી રીતે જોયેલી એ pharmacy બધી અલગ અલગ એમ special ખેતર નું ભણવાનું આવે છે. હાં જો તમને ધંધામાં રસ હોય ને ધંધામાં તો BBA જ લેવાય BBA કરી ને પછી management નો એકા દો course કરી અને પછી પોતાનો ધંધો ચાલુ કરવો હોય તો એમાં અથવા તો job કરવી હોય તો job પણ મળી જાય એ સૌથી સારું છે. હમ પણ most of લી girls મા તો BBA માં ઓછા જ જાય છે. ના ના એવું ના હોય આપણા ત્યાં આપણા રસ ની વિષય ઉપર વાત હોય છે કે આપણને શેમાં interest હોય છે કયા વિષયમાં એની ઉપર જોવાનું હોય આપણે. હાં હાં મેં પણ ઘણી છોકરીઓને જોયેલી છે BBA કરતાં. હાં હોય ઘણા વિદ્યાર્થીઓ હોય છે BBA કરે છે. હમ મારા મામા છે એને ય તે BBA કરેલું છે અને તે અત્યારે કંપની છે કલોલ ની

એમાં job કરે છે અત્યારે એની જ દુકાન ને બધુ handle કરવાનું એ એવી રીતે.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 management આવડતું હોય એટલા માટે professional રીતે management આવડે તો આપણને કાયદાકીય રીતે ખબર પડે કે કઈ રીતે કામ થાય છે અને કઈ રીતે વધારે profit loss થશે. હા હા એમ જેને business માં interest હોય તે આવી રીતે લઈ શકે. હા લઈ શકે છે. કઈ school માં હતા બારમાં ની exam માં બારમાંની exam માં મારે તો નીલકંઠ school લાગી તી આ જે આપણી આપણા વિસ્તારમાં only for girls ની school છે એ. હમ હમ સાંભડેલી છે એ school વિશે.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

અચ્છા કેવી school હા સારી school હતી? school તો સારી જ હતી પણ ત્યાં બહાર આખું garden type છે પછી અંદર જવી એટલે school છે english medium ની અલગ છે આ side commerce commerce વાળા ની અલગ છે ત્યાં પછી science છે અને એ only girls ની જ છે. અચ્છા એ only gilrs ની જ છે અંબા બા. હમ અને most of result ત્યાં થાય છે અંબા બા માં.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 લગભગ આખી school માંથી ખાલી ત્રણ જ girls હતી આખી સ્કૂલમાંથી ઓહ આવું હતું. હા only ત્રણ જ girls ખાલી board ની exam દેવા માટે આવી બાકી બધા boys હતા. હમ અમારે એવું નહોતું અમારે girls જેટલી ને એટલા જ boys હતા.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 હમ અને જેટલી અમારા school ની most of લી બધી જ girls નો number ત્યાં લાગેલો. અમારે પણ એવું જ હતું કે અમારે જે school માં જે boys હતા અમારે proper આખી school અ boys ની જ school હતી અને બધા most of બધા મારા friends જ તે આજુબાજુમાં હતા. અને એવું હતું એક class માં ચાર થી પાંચ friend તો પોતાના મળી જ જાય. હમ ના અમારે એવી રીતે નહોતી પણ અમે લોકો સાથે હતા એક જ તે school માં પણ class બધા ના અલગ અલગ હતા. અચ્છા અમે તો ઘણા friend અમે એક સાથે જ હતા એક જ ક્લાસ માં. હમ tenth માં તો કેવું હતું મારી school ની હું એક જ તે મારા class માં અને બીજી તો બીજા બધા તો કઈ દૂર દૂર class સુધી દેખાય જ નહીં. અચ્છા અમારે તો મારો friend જ તે જે મારા class માં મારા class માં હતો twelfth માં એ જ તે એમાં પણ અત્યારે twelfth માં એવી system હતી કે rotation ચાલુ હતું એક એક કરી ને રોજ રોજ benches ફરતી રહે એવું હતું અમારે તમારે એવું હતું? ના ના અમે તો જે benches એ બેસી એ એ જ benches અમારે કોને ખબર આ વખતે નવું આવ્યું હશે કે કોને ખબર. અમારે rotation ચાલુ હતું કે રોજ એક ને એક benches એ નહીં બેસવાનું એમ. પહેલી benches બીજી benches ત્રીજી ત્રીજી benches એમ ફરતું રેવાનું rotation ચાલુ હતું. હમ અમારે તો rotation નહોતું ચાલુ પણ અમારે class change થતાં પહલી exam આ class માં આપવાની બીજી exam બીજા class માં આપવાની અને જગ્યા તો એ જ રહે આપણી. અમારે એવું નહોતું અમારે બધી exam એકના એક class માં જ આપેલી છે પણ મારા ઘણા મિત્ર હતા ને મારા ઘણા friend હતા એ લોકો ને તો school જ બદલતી હતી આખી class શું. કમ્પ્યુટર ની exam બીજી school માં દેવા જવાની.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 મારે પણ એ જ school ને એક જ class માં બધુ પતી ગયું ને અમુક વિદ્યા~ અમુક મારા friend તો અલગ કમ્પ્યુટર ની exam દેવા અલગ center જ આખા center જ અલગ કરી દે એટલા માટે અલગ જગ્યા એ જવું પડે. હા હા હા આવી રીતે મારી friend ને પણ હતું. ત્રણ exam આમાં દેવાની આ school આ school માં અને બીજી જે ત્રણ exam વધે ને એ પછી બીજી school માં દેવાની. અચ્છા કેટલી strict હતી school કે પછી આમ friendly હતી? ના ના strict હતી હલવા પણ નો દે. અમારે પણ અમારે એટલું બધુ strict નહોતું આમ બધુ normal હતું. હમ્મ અમારે દશમાં માં strict નોતી આટલી બધી school એમ sir જોઈ જાય તો ખિજાય એવી રીતે હતું પણ અમે લોકો તો પકડાયા જ નહીં. એટલે squad ને એવું કોઈ આવ્યું તું કે. ના ના એવી રીતે કોઈ નહોતું આવી ને check કરે.

હા college માં આવે. college માં તો આવતા હશે કોને ખબર મને કઈ ખ્યાલ નથી એટલો બધો. હા મારી friend છે ને અત્યારે એ first year માં છે BCA માં તો એ કેતી હતી કે આવી રીતે બધા squad check કરવા આવે.

ના મારે કઈ BCA લેવું છે એવું કઈ નક્કી નથી. હમ જો હું BCA લઈશ તો વિવેકાનંદ માં જઈશ એવો ખ્યાલ છે બાકી B. com ને એવું લેવાનું થશે તો,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

હા હા result આવશે પછી આપડા જે percentage હશે તેના પ્રમાણે કોલેજ આપણને સામે થી message મોકલે એમાં જવાનું હવે તો એવી system આવી ગઈ છે. હા જે તમારે result વધારે ના આવ્યું તો પછી તમે જે વિચારતા હોય એ કોલેજ કોલેજ પણ તમને ના મળે એનાથી નીચી કક્ષા ની કોલેજ માં જવું પડે. હમ એટલે આપણે મહેનત તો કરવી પડે. આગળ ના વર્ષના લોકો ને કેશુ વધારે મહેનત કરજો. ના આપડે થોડું કેવાનું હોય. એ તો એના sir teacher જે હોય એના મમ્મી પપ્પા એ કે આપણે ના કેવાનું હોય કઈ. આપણે એની સરખામણી માં આવીએ ને student student જ કેવાઈએ આપણે. ના ના પણ આપડા friend હોય આપડે થી નાના હોય એને advice આપી શકીએ ને આપડે. હા અત્યારે કોઈ ને જો કે એટલી advice આપવાની જરૂર નથી google internet ને એવું બધુ છે એટલા માટે એ લોકો search મારી ને જોઈ લે કે કઈ રીતનું છે. હમ પણ મારા friend છે તે મને કે તો હું એને જણાવી શકું કે. હા પૂછે પણ લગભગ આ આ જમાના માં કોઈ પૂછવા લાયક છે નહીં કારણ કે આવી રીતે internet છે આપણી પાસે તો search મારી ને જોઈ લે કે કઈ રીતનું આવે છે.

અચ્છા એટલે તમારા friend તમારા એ friend ને internet વિશે માહિતી નહીં હોય.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 ના મારા કોઈ friend તો એમ કે નહીં હું હું પણ એમને પૂછવા જાઉ ક્યારેક ક્યારેક તો એમ કે કે આવી રીતે જોઈ લે આ website ઉપર મતલબ કે આમ જોઈ લે આની information મળી જશે. એવી રીતે વાત કરી દેવાની અને સાચી વાત હોય એની કે એમાં જાવ તો એનાથી પણ સારી વાત મને મળે અંદર વિસ્તારથી સમજાવે બધુ કે આમ હોય આમ હોય મને internet કરતાં સામે સામે વાત કરવી વધારે ગમે. હા પણ કોઈ advice આપ કોઈને advice આપવી સારું ના લાગે કારણકે આપણે પણ એ જ પરિસ્થિતિ માં થી ગુજરી ગયા હોઈએ. મને advice લેવી ગમે છે લોકો ની. હું ઘણા લોકો પાસે જાઉ અને એને પૂછું પણ આ વસ્તુમાં હું શું કરી શકું. હું કોઈ ને advice આપું પણ નહીં ને કોઈ ની advice લઉં પણ નહીં. હમ બધાના સ્વભાવ અલગ અલગ હોય ને. હા સાચી વાત છે. હું શું લેવું એવી રીતે મે મારા ત્રણ થી ચાર friend ને પૂછેલું છે. એ લોકો એ મને કીધું. મારા મામા છે એ પણ હમણાં જ તે graduate થયા એને મે પૂછ્યું પછી મારા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 અચ્છા એવું. હમ અને એ લોકો આપણને website કરતાં વધારે information આપી શકે અનુભવી લોકો. હા એ તો અનુભવ હોય એનાથી સારું તો હોય જ પણ નહીં. હમ તો website પર માહિતી મેળવવી એના કરતાં તો અનુભવી લોકો પાસે મેળવવી સારી છે.